એક ઓફિચ છે પાછળની સાઈડ એક ઘડિયાલ છે બાજુમાં એક પંખો છે.

મોટુ બધુ ડીમાર્ટ મોલ છે બાજુમાં બે લેડીઝ ખરીદી કરી રહ્યા છે બાજુમાં બે સ્કૂટર પડેલા છે એની બાજુમાં --

એ ઘર સે મસ્ત મજા મસ્ત મજાનું એમાં --

ઓસીકા વાઈટ કલર નાં છે એક અ એક ઓસીકુ યેલ્લો કલર નું છે બે-બે ગ્રીન કલર ની ખુરશી છે એમા વચ્ચે --

આ મોર સે મસ્ત મસ્ત-મસ્ત એના અલગ-અલગ કલર ના પીછાઓ સે અમ્મ.

સામેની સાઇડ એક વાઈટ કલર નું પોસ્ટર સે ઘણા-બધા જાળવા વાવેલા સે સામેની સાઇડ એક રોડ સે.

આ સામેની તરફ મોટા મોટુ જંગલ છે એમાં ઘણાં બધા વૃક્ષ વાયેલા સે .

મસ્ત મજાનો ક્લાસરૂમ છે ઈમા પાછળની સાઈડ બેન્ચ ઉપર એક બોટલ પડી રહી છે અને પાછળની સાઈડ એક વાઈટ કલર નો --

એક સામેની સાઈડ એક મોટું એવુ કોમ્પલેક્ષ છે એમા ઉપરની સાઈડ બે માણા માણસ છે.

અ બે ડોક્ટર સે હોસ્પિટલ માં હોસ્પિટલ માં ડો અ કુતરાનો ઓપરેશન ચાલી રહ્યું સે એમાં સાઈડ માં બે ઇન્જેક્શન પડેલા સે.

અ રાખેલું છે પાછળની સાઈડ એક વ્હાઇટ કલર નો પંખો અ --

અ ઘણી બધી શોપ છે શોપ અ અ કર્ણાવતી પગરાખા બજાર છે એની બાજુમાં એક શોપ છે ઘણા બધા બોય્સ છે નીચેની તરફ --

ઘણી બધી ગર્લ્સ રંગોળી કરી રહી છે સાઈડ માં એક નાનું એવું મસ્ત --

સાઈડ મા એક બેઠેલી ગર્લ્સ છે ઈ યેલો કલર નુ --

પાછળની તરફ એક ગાર્ડન છે ગાર્ડન માં બધા વૃક્ષો આવેલા છે એની પાછળની તરફ કોઈક સ્કૂલ જેવું છે સ્કૂલ માં --

યેલો કલર નો કલર કલર કરેલો છે એક કેડનું ઝાડવું છે એની બાજુમાં સ્ટ્રીટ લાઈટ છે સ્ટ્રીટ લાઈટ ની બાજુમાં એક દીવાલ છે યેલો કલર ની.

અહ કંઈક લખેલુ છે ઈ મને ઉકલતું નથી સાઇડ માં એક--

અલગ-અલગ કલર નું ભૂંગળું છે ભુંગળા માં ત્રણ કલર છે રેડ બ્લુ ગ્રીન .

ગાર્ડન મા ઘણો બધો કચરો પડેલો છે અહ ઑફિસ ની બાજુમાં શોપ ની બાજુમાં નીચેની તરફ ઘણા બધા કૂંડાઓ છે કુંડામાં ઘણા બધા --

એક સ્કૂલ છે સ્કૂલ ની ગેટ ની પાછળની તરફ એક મસ્ત મજાના ઘણા બધા બાઈક પડેલા છે.

એની નીચેની સ નીચેની સજનઁદ સ્કૂલ છે સ્કૂલ માં પોસ્ટર લગાવેલું છે એની બાજુમાં ઘણા બધા --

આયરો છે અને ઘણા બધી સ્ટ્રીટ લાઈટ છે નીચે આ બાજુ સ્વિમિંગ પૂલ છે સ્વિમિંગ પૂલ મસ્ત ચમકી રહ્યું છે.

ઘણા બધા બોયઝ બેઠેલા છે અને નીચેની તરફ એક ભાઈબંધ બેઠેલો છે અને બે-ત્રણ --